ફર્સ્ટ જાવા પ્રોગ્રામ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું સિમ્પલ જાવા પ્રોગ્રામ બનાવવું પ્રોગ્રામ કમ્પાઈલ કરવું પ્રોગ્રામ રન કરવું અને જાવામાં અનુસરવામાં આવતા નેમીંગ કન્વેન્શનો વિષે અહીં આપણે ઉબુન્ટુ આવૃત્તિ 1110 અને જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ જેડીકે 16 નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે જેડીકે 16 તમારી સિસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ
જો નહિં તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે બતાવેલ અમારી વેબસાઇટ જુઓ
હવે ચાલો આપણો પ્રથમ જાવા પ્રોગ્રામ લખીએ
તે માટે તમને ટર્મિનલ અને ટેક્સ્ટ એડિટર ની જરૂર છે
હું ટેક્સ્ટ એડિટર તરીકે ગેડિટ નો ઉપયોગ કરી રહ્યી છું
ટેક્સ્ટ એડિટર માં આપણે પ્રથમ હેલોવર્લ્ડ ક્લાસ બનાવીશું
તો ટાઇપ કરો ક્લાસ હેલોવર્લ્ડ
હેલોવર્લ્ડ એ ક્લાસનું નામ છે
કર્લી કૌંસ ખોલો
Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો
આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ હેલોવર્લ્ડ ક્લાસનો છે
હવે ટોચ પર સવે ચિહ્ન પર ક્લિક કરી ફાઇલ સેવ કરો ફાઈલ વારંવાર સંગ્રહ્વી સારી વાત છે
તો સવે એએસ સંવાદ બોક્સ દેખાય છે
તમે જ્યાં ફાઈલ સંગ્રહવા ઈચ્છો છો તે સ્થાન બ્રાઉઝ કરો
અહીં હોમ ડિરેક્ટરીમાં હું ફોલ્ડર બનાવીશ
ચાલો તેને ડેમો નામ આપીએ Enter ડબાઓ
પછી આ ફોલ્ડર અંદર આપણે ફાઇલ સંગ્રહ કરીશું
નામે ટેક્સ્ટ બોક્સમાં ક્લાસનું નામ લખો
જાવામાં ક્લાસનું નામ અને ફાઈલનું નામ સમાન હોવું જોઈએ
યાદ કરો આપણે હેલોવર્લ્ડ ક્લાસ બનાવ્યો હતો
તો આપણે ફાઈલ હેલોવર્લ્ડ ડોટ જાવા તરીકે સંગ્રહીશું
ડોટ જાવા જાવા ફાઇલને આપેલ ફાઈલ એક્સટેન્સન છે
પછી સવે બટન પર ક્લિક કરો
ફાઈલ હવે સંગ્રહાય છે
ક્લાસ અંદર આપણે મેઇન મેથડ લખીશું
તો ટાઇપ કરો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન કૌંસ કૌંસ અંદર સ્ટ્રીંગ આર્ગ ચોરસ કૌંસ મેઇન ફન્કશન પ્રોગ્રામનું શરૂઆત બિંદુ ચિહ્નિત કરે છે
આપણે ભવિષ્યના ટ્યુટોરીયલ માં પબ્લિક સ્ટેટિક વોઇડ અને સ્ટ્રીંગ આર્ગ માટે જોઈશું
પછી ફરીથી કર્લી કૌંસ ખોલો
Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો
આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ મેઇન મેથડનો છે
હવે આપણે ટર્મિનલ પર રેખા દર્શાવવા માટેનો કોડ લખીશું
તો મેઇન મેથડ અંદર ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંશ અર્ધવિરામ
આ લાઈન પ્રિન્ટ કરવા માટે ઉપયોગી સ્ટેટમેન્ટ છે
અર્ધવિરામ લીટીને સમાપ્ત કરવા માટે વપરાય છે
હવે ચાલો જાવા ને શું પ્રિન્ટ કરવું તે કહીએ
તો કૌંશ અંદર ડબલ અવતરણ ચિહ્ન અંદર ટાઇપ કરો માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ ઉદગાર ચિહ્ન
સવે આઇકોન પર ક્લિક કરી ફાઈલ સેવ કરો
ટર્મિનલ ઉપર જાઓ
ખાતરી કરો કે તમે તે ડિરેક્ટરીમાં છે જ્યાં helloworldજાવા સેવ થયેલ છે
યાદ રાખો હું મારી હોમ ડિરેક્ટરીમાં છું
તો ટાઇપ કરો સીડી સ્પેસ ડેમો અને Enter ડબાઓ
આપણે જોશું helloworldજાવા ડેમો ફોલ્ડરમાં હાજર છે
ચાલો આ ફાઈલ કમ્પાઈલ કરીએ
ટાઇપ કરો જાવાક સ્પેસ હેલોવર્લ્ડ ડોટ જાવા અને Enter ડબાઓ
આ આપણે બનાવેલ ફાઈલ કમ્પાઈલ કરે છે
આપણે જોશું કે ફાઈલ કમ્પાઈલ થયેલ છે અને કોઈ પણ એરર નથી
આપણે જોશું helloworldક્લાસ ફાઇલ બનેલ છે
આ ફાઇલ ગમે ત્યાં રન થઇ શકે છે
એટલે કે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ પર
આપણને જાવા કમ્પાઇલરની પણ જરૂર નથી
તેથી જાવા બરાબર કહે છે કે એક વાર લખો ગમે ત્યાં રન કરો
તેથી સફળ કમ્પાઇલેશન બાદ આ આદેશની મદદથી પ્રોગ્રામ રન કરો
જાવા સી વગર સ્પેસ હેલોવર્લ્ડ ડોટ જાવા એક્સ્ટેશન વગર અને Enter ડબાઓ
તમને માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ
આઉટપુટ મળશે
તો આપણે આપણો પ્રથમ જવા પ્રોગ્રામ લખ્યો
ચાલો એડિટર પર પાછા જાઓ
હવે અર્ધવિરામ રદ કરો જે સ્ટેટમેન્ટના અંતે છે
સવે આઇકોન ઉપર ક્લિક કરો
ચાલો ટર્મિનલ ટર્મિનલ ઉપર પાછા જઈએ
આ આદેશ રન કરો જાવાક હેલોવર્લ્ડ ડોટ જાવા
કમ્પાઈલર એક ભૂલ આપે છે
તે કહે છે પાંચમી લાઈન ઉપર અર્ધવિરામ જરૂરી છે
અપ એરો એરર સ્ટેટમેન્ટને નિર્દેશ કરે છે
ચાલો એડિટર ઉપર પાછા જઈએ
જાવામાં બધા સ્ટેટમેન્ટ અર્ધવિરામ સાથે સમાપ્ત થાય છે
તેથી પાંચમી લીટી પર જાઓ અને અર્ધવિરામ ઉમેરો
સવે આઇકોન ઉપર ક્લિક કરો
કમ્પાઈલ કરવા પહેલાં ફાઈલ સંગ્રહવું જરૂરી છે ચાલો એડિટર ઉપર પાછા જઈએ
આ આદેશ દ્વારા ફાઈલ કમ્પાઈલ કરો જાવાક સ્પેસ હેલોવર્લ્ડ ડોટ જાવા
આપણે જોશું કોઈ પણ એરર નથી ફાઇલ સફળતાપૂર્વક કમ્પાઈલ થયેલ છે
આ આદેશ દ્વારા પ્રોગ્રામ રન કરો જાવા હેલોવર્લ્ડ અને
આપણને આ આઉટપુટ મળશે માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ
આ રીતે તમે જાવામાં એરર નિયંત્રિત કરી શકો છો
જેમ શ્રેણી વધશે આપણે વધુ એરર વિશે જાણીશું
હવે આપણે જાવામાં નેમીંગ કન્વેન્શન વિષે શીખીશું
ક્લાસ નામ કેમલકેસ માં હોવું જોઈએ
જેનો અર્થ છે દરેક નવો શબ્દ મોટા અક્ષરથી શરૂ થતો હોવો જોઈએ
ઉદાહરણ તરીકે ક્લાસ હેલોવર્લ્ડ ક્લાસ ચેસગેમ
તેથી હેલ્લો નો હ અને વર્લ્ડ નો વો મોટા અક્ષરમાં હોવો જોઈએ
તેવી જ રીતે ચેસ અને ગેમ નો સી અને જી અનુક્રમે મોટા અક્ષરમાં હશે
મેથડ નામ મિશ્ર અક્ષરોમાં હશે
જેનો અર્થ છે પ્રથમ શબ્દ નાના અક્ષર સાથે શરૂ થશે
અને ત્યાર બાદ બધા નવા શબ્દો મોટા અક્ષર સાથે શરૂ કરીશું
અને મેથડ નામ ક્રિયાપદ પણ હોવું જોઈએ
ઉદાહરણ તરીકે showString main goToHelp
અહીં શો નો એસ નાના અક્ષરમાં છે જયારે સ્ટ્રીંગ નો એસ મોટા અક્ષરમાં છે
વેરિયેબલ નામ નંબરો સાથે શરુ થતું ન હોવું જોઈએ
આપણે આપણા ક્લાસ મેથડ અથવા વેરિયેબલ નામ માટે કીવર્ડ્સ ઉપયોગ કરી શકતા નથી
ઉદાહરણ તરીકે આપને પબ્લિક પ્રાઇવેટ વોઇડ સ્ટેટિક વગેરે જેવા કીવર્ડ્સ ઉપયોગ કરી શકતા નથી
તો આ ટ્યુટોરીયલ માં આપણે સરળ જાવા પ્રોગ્રામ લખતા કમ્પાઇલ અને રન કરતા શીખ્યા
આપણે જાવા દ્વારા અનુસરતા નેમીંગ ક્ન્વેન્શ્ન્સ વિષે પણ શીખ્યા
સેલ્ફ એસેસમેન્ટ માટે સરળ જાવા પ્રોગ્રામ આ પ્રિન્ટ કરવા માટે લખો જાવા ફાઇલ નામે એન્ડ ક્લાસ નામે શોલ્ડ બે સામે
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
httpspoken તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર